હા ભાઈ ચોકસ અને હું પણ એ જ વિચારું છુ કે મતલબ કેકઈક આના વિશે આપને વધુ ચર્ચા કરિએ મેહુલભાઇ

અમ કયા news

હા મે એવા news સાંભળ્યા છે કે આપડી સરકાર આ બે હજાર ની નોટ કંઈક જુલાઈ સુધી કે ઓગસ્ટ સુધી પાછી ખેચવા ની છે બધી

તો તમને સુ લાગે છે આ વડાપધાન આપડે નરેન્દ્ર મોદી છે એ સારા છે કે પછી જે લોકો અમુક લોકો એ-વું કે છે આ વડાપધાન કઈ કેટલાક લોકો સારા છે કેટલાક લોકો ખરાબ છે તમારો સુ અભિપ્રાય છે આના વિશે જો હર્ષદ ભાઈ હું અં કોઈ એક પક્ષ તરફ ની વાત નથી કરતો પણ જે બી સરકાર આયતી આટલા વર્ષો થી ભારત માં એમાં આપડા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ બહુ સારું કામ કરીયું છે અને જે બેરોજગારી હતી તે લગભગ ઘણી ઓછી કરી નાખી છે જે અં

કે કોઈ આગળ વધી શકે કે કોઈ ધધો કરી શકે હવે નરેન્દ્ર મોદી ના આવાથી વિદેશ ની બધી જે મોટી મોટી સંસ્થા ઓ છે એ અહીંયા રોકાણ કરવા લાગી છે અને અં એમાં જે આપડો નેનો મધ્યમ વર્ગ હતો એને જે ભણતા તા અને છતાં પણ આગળ નતા આવી સકતા એવા છોકરા ને તકો મળવા લાગી છે

ત્યાં ત્યાં ના ખુદ રહેવાશી ત્યાંના જન્મ લઈને ત્યાં રહેનાર નાના મોટા સ્થનાર ધીમે ધીમે ત્યાંથી ગુજરાત તરફ વળવા લાગેલા કે ભઈ ગુજરાત મા નોકરી ધંધો છે બેરોજગારી હતી એટલે એ નરેન્દ્ર મોદી ના આવાથી એ બધું ત્યાંનું તંત્ર જે હતું ગુંડાગર્દી નું ઓછું થઈ ગયું છે એજ રીતે

આ રીતે નરેન્દ્ર મોદી ને આવાથી ગણો બધો વિકાસ થઈ રહીયો છે જેમ નવા નવા project ઉપર કામ ચાલે છે જેમ કે આપડે ગુજરાત માં લય લિયે એમાં અમદાવાદ માં જે river front બનાયું છે સારું એવું અટલ બ્રીઝ છે બધી ઘણી એવી જગ્યા બનાવી છે જે બધા મોટી મોટી અ જે ઇમારતો બનાવે છે જે બ્વજ પ્રગતિ તરફ દેશ જય રહ્યો છે તમારું શુ કેવું છે એમાં આમાં જે નરેન્દ્ર મોદી સાહેબ છે એમના પહેલા ની સરકાર અને આ સરકાર માં તમે જોયું કે બહુવજ જ બદલાવ આવે છે કારણ કે જે નરેન્દ્ર મોદી સાહેબ છે એમના જે આપડે સુ કેવાય કે જે લે છે ને બધા કાયદા ઓ તે પુરા પાડે છે

એ સાચી નીતિ હોય છે એ તરત ને તરત એને પતાવાનું કામગીરી કરે છે જેમ કે તમે જોયો હોય કે આપડા દેશ દેશ માં જે ઉરી અટેક થયો તો આપડા દેશ માં સૈનિકો ઉપર જે પુલવામાં અટેક થયો તો એના પછી સીધું એમને તરત જ એના વિષે કોઈ action લીધી તી જે એના બાદ માં આપડા મોદી સાહેબે ઉરી attack કરાવડાયો તો એના બદલે કોઈ બીજી સરકાર હોત તો તે આવું ના કરી શકી હોત તે એમના સાથે તે દેશ સાથે ચર્ચા વિચારણા તરત પછી એમને ઢીલાશ આપત અથવા આવું કરત અને જેને સાચી વાત છે એમાં આપણા નરેન્દ્ર મોદી સાહેબે તરત જ એના માટેથી લીધું છે action

હર્ષદ ભાઈ અ નરેન્દ્ર ભાઈ જે પુલવા માં હુમલો થયો તો જે ઉરી માં થયો તો એમાં એમને જે તરત જ વિચાર ધારણા એમની જે અ હાવી કરી તી અને અમને એ કરવા માટે ઉત્સાહિત કર્યા તા કે ભાઈ તમે આપડા ને આમ થયું ન જે નિણઁય લિધેલો એ બવ યોગ્ય હતો અને એનો જવાબ આપવો પડે એવો હતો નહીતર આપડું આપડે એ જેતે સમયે એમનો જવાબ ના અપોત તો એલોકો વારંવાર આવું કરોત એટલે એ નિણઁય શ્રી નરેન્દ્ર મોદી હોવાથી યોગ્ય લેવાયો તો બાકી કોઈ આજે બીજું ભારત સરકાર તરફ થી જે બી કોઈ બીજું ત્યાં બેઠું હોત એ હોદ્દા પર તો આ નિર્ણય લય ના શકોત એટલી જલ્દી જે શ્રી નરેન્દ્ર મોદી કરેલું એ અમને પ્રંશસા ને કાબિલ હતું

એને ઢીલાસ નથી આપતા એ કાર્ય જે એને જે હાથ માં લેછે અને તરત જ પૂર્ણ કરવા નું કરતા હોય છે આના પહેલા ની સરકાર હતી એ એમ કેતી કે પ્રજા ને એને કયા કય ખબર પડે છે એ કયા કશું કરવાની એ ને તો

ધીમે ધીમે થયુ ચાલતું આવે છે એ ચાલવા માંડવા નું છે અને કોઈ એમના પર ધ્યાન આપવાનું નથી સરકાર ઉપર એ આજે થયું કાલે ભૂલી જવાંની છે પ્રજા પણ હવે જે સરકાર આઈ એ એવું નથી વિચાર તી કે પ્રજા આજે એની જેવું છે અને કાલે બી જોવે છે તો પડે એમના નિર્ણય ઓ ને સાચા સાબિત કરવા માટે આપડે કંઈક ને કંઈક નિર્ણય તરત જ લેવા પડશે સાચી વાત છે સાચી વાત છે હર્ષદભાઈ તમે હાલ મા કયા છો અમદાવાદ છો કે અમદાવાદ ની બાર છો અમદાવાદ માં મેહુલ ભાઈ બરાબર છે હવે આ હવામાન ના સમાચાર કંઈક છે એવા કે.

આવખતે ચોમાસુ જે રીતની ગરમી પડી છે એ રીતના એવું લાગે છે ચોમાસુ બી ભારે હોય શકે છે કારણકે ગરમી એટલી આજે last પચીસ વર્ષ માં એટલી નથી પડી ને એટલે record તોડીયો છે ગરમી એ મને એવું લાગે છે કે વરસાદ બી એટલો record તોડ પાડવા નો છે આ વખતે હઃ બરાબર છે તમારી વાત સાચી છે કે ભાઈ ઘણા સમય થી ગરમી આપડા અમદાવાદ માં પણ પુરા ભારત વર્ગ એવી ખાંસી એવી ગરમી હવે પડે છે કે અને આવખતે ચોમાસુ સારું એવું જાય તો થોડી ઠંડક

ભાઈ એ IPL ને મેચ જોવા માટે હું એટલો આતુર હતો કે મેં Ipl મેચ રાતના ત્રણ વાગ્યા સુધી મેં જોઈ છે છેલ્લે જયારે વચમાં વરસાદ પડયો તો લોકો ને એમ થયું કે હવે મેચ નાય ચાલુ થાય તો આપડે હવે સુઈ જયે મેં છેલ્લે સુધી જોઈ તી મેચ

મેચ જોયું હોય એ મેચ માં જે આ વચ્ચે વરસાદ અવાના કારણે કોઈ ટીમ ને એક ટીમ ને નુકસાન બી થયું છે એક ટીમ ને ફાયદો પણ થયો છે કેમકે પહેલા બેટીંગ લીધી જે ટીમે જે ટીમ બસો રન નો score રહીયુ હે જો પુરે પુરે વિશ over રમાઈ હોત તો એ ટીમ જીતી ગઇ હોત પણ આ વચ્ચે વરસાદ પડ્યો ને એ કારણે જે પહેલા બેટીંગ કરવી આ ટીમ ને નુકસાન પડિયું છે કારણકે વરસાદ આવાને કારણે જે પીચ હતી એ ગિલી થઈ હોય છે જેના કારણે જે બધા બોલરો હોય છે તે બોલ ને બરોબર પકડી નથી શકતા જેને કારણે એમને બોલ નાખવા માં અગવડતા પડતી હોય છે એટલે એમના બોલરો સારો દેખાવ કરી શક્યા નથી

ચેન્નઈ છે એના બેસ્ટમેનો એ સારી બેટિંગ કરી અને એ લોકો એ મેચ જીતી લીધી હોત જો આ વિશ OVER ની થઈ હોત તો ચેન્નઈ ને વાંધો પડત મેચ જીતતા એમાં હર્ષદ ભાઈ મને હવે IPL માં એવું લાગે છે કે મેં વચમાં સમાચાર સાંભળેલા કે આપડા જે જુના ખેલાડી હતા તે બવ મોટા મોટા નામ છે નામ હુ લઇસ નહી પણ એ લોકોએ એવું કહેલું

પોતાના તરફ થી રજુવાત કરી તી કે આજે મોટી મોટી tournament છે એ પહેલે થી બધું એનું અ અ સંચાલકો થી એનું આખું એક માળખું ત્યાર કરી નાખવા માં આવે છે કે ભાઈ આ ટીમ છે આ જીત સે આ ટીમ છે આ આટલે સુધી પહોચશે કે તમને સુ લાગે છે આ એક બવ મોટી વાત નથી મને એવું લાગે છે કે હવે જે ક્રિકેટ ની રમત છે એ હવે એક વ્યક્તિગત રીતે થઈ ગઈ છે હવે લોકો એને પૈસા કમાવા ની રીતે જોવે છે જે દેશ માટે પહેલા ના જે ખેલાડી હતા જે દેશ માટે રમતા હતા હવે એવું રહીયુ નથી હવે આજના PREPARATIO લોકો ને પોતાનું પૈસા કમાવા માટે અત્યારે એલોકો use થઈ રહિયા છે લાગે એ આપડી સમજ ને જે પહેલા ના ખેલાડી દેશ માટે રમતા તા અને અત્યાર ના ખેલાડી જે છે જે પૈસા કમાવા માટે તમે જોયું હોય કે જે જે વર્લ્ડ કપ થયો તો ઓગણીસો ત્યાંશી નો જે આપડો

આજનો જે ખિલાડી છે એને એક મેચ નું વેતન એને એક કરોડ થી પણ વધારે મળે છે હર્ષદભાઈ આજે તો વેતન તમે એક કરોડ નહિ કરોડો માં આવે છે આજે તમે એક બોલ એક છક્કો મારે કે ચોગ્ગો મારે એની ઉપર બધું કેટલા બી રૂપિયા છે એમ પછી આ બધા જે અ music સંગીત show રાખે છે આવું બધું જે થાય છે આ બધું એક જલસા party જેવું હોય છે અને IPL તો એક મોટી રમત છે પણ આમાં કેવું છે કે આમા ત જે જે ખેલાડી જે નાના નાના ગામડા માંથી આવતાતા એ લોકો ને એક સારી જગ્યા મળી છે કે એ લોકો જે આખી જીદગી આમાં પૈસા નાખીયા છે તે કમાઈ ને પાછા લાવી શકે છે આમ IPL એક જોતા સારી બી છે અને નથી પણ સારી તમારું સુ માનવું છે એમાં સારી છે જયા સુધી જે સારા સારા ખેલાડી ઓ છે એમને સારી રીતના તક આપ્સુ ત્યાં સુધી પછી જેમ કે હવે તમે જોયું હોય તો ઋતુરાજ ગાયકવાડ છે એના જોડે જે કેવાય ને કે એ શ્રેઠ ખિલાડી છે પણ એને પૂરતા પ્રમાણ માં તકો મળતી નથી જેના કારણે એની જે પ્રદર્શન છે હવે west જય રહીયુ છે જેમ તમે સંજુ સેમસોન લોકો કહે છે કે સંજુ સેમસોન માં જે કહેવાય ને એ બવ છે પેલું એ આપડે એ પ્રતિભા બવ સારી પ્રતિભા છે પણ એને પૂરતા પ્રમાણ માં ત્યાં તક ના મળવા ના કારણે તે પ્રતિભા વેડફાય રહી છે બરાબર છે હર્ષદ તમારી વાત સાચી છે પણ ઘણી વાર કેવું એવું બને છે કે એટલા બધા ખેલાડી સારું પ્રદશન કરતા હોય છે તો ઘણા ખેલાડી ઓ એમાં દબાય જાય છે એમાં બહાર નથી આવી સકતા એ એમની પ્રતિભા પૂરતું અં રાજ્ય લેવલ ની જે નાની નાની સપર્ધા ઓ હોય છે એમાં એ સારું પ્રદશન કરી સકતા હોયછે પણ એ જયારે એક વિદેશ લેવ વિદેશ ની જે સપર્ધા ઓ આવેછે એમાંય સારું પ્રદશન નથી કરી શકતા એટલી ઘણી વાર એલોકો એમાં પાછળ રહી જાય છે એના કારણે ઘણાય એવા રાજ્યો ના ખેલાડી છે કે જે ઘણા વર્ષો વર્ષો થી રમે છે પણ એમને ભારત ને ભારત દેશ તરફ થી રમવા નો મોકો મળ્યો નથી આવા ઘણા ખેલાડી છે આપડા દેશ માં હઃ પણ તમે જોયું હોય તો જેમકે આ અત્યારે યશવંત જયસ્વાલ આયો છે તે એના father અ પિતા છે એ પાણી પુરી ની લારી ચલાવતાંતા અને ત્યાંથી એ છોકરો અતિયારે આટલી મહેનત કરી ને આગળ

ત્યાં લઈ તો ગયા પણ chance તક નય આપે ત્યાં સુધી એનું પ્રદશન સારી રીતના દેખાશે નય અને મને નથી લાગતું એને chance આપે એવું

એમાં આગડ આવે તો એના એના માટે કરી ને આપડે જે જે સારા ખેલાડી છે એણે તક આપવી જોઈએ

અમાર school મય કેટલી કબડ્ડી એટલે કબડ્ડીની જેમ કેટલી અલગ અલગ ટીમ છે છ match હતી છ match માય અમે ચાર match જીત્યા હતા, અને એક વાર તો એવું હતું ક મને જાણે અમે કબ કબડ્ડીની tournament હતી અ તેર તારીખે અને સાત તારીખે હોળી નું હતું, અને માર friends અને મું હોળી રમતાતા school મું પડી ગ્યોતો, એટલે પઈ મને પગમાં વાગ્યુંતુ બઉ બોવ વાગ્યુંતુ મને પગમાં ન તેર તારીખ સુધીમાં મન મને રિકવ મારી recovery ના થઈ પણ તો ભી ઉ પઈ જાણી જોઈને tournament માં ગયો તાણે અ થોડું મને આમ બીક ભી લાગી કે હજુ પગમાં વાગ્યું વાગેલું હજ છે હજુ પગમાં અને હજુ થોડું વાગસે તો પઈ કદાપિ થોડું વધારે ભી થઈ શકે પગમાં, કઈ વધારે problem થઈ જસે અને એ ટાઈમે મારા મોમ ડેડ ભી actually નતાં ઘરે એમને બાર ગ્યાંતા દિલ્લી કામથી, તે હું થોડો ચીંતા માં હતો પણ તો ભી હું રમી લીધો, અને ત્રણ ત્રણ red પડી હતી ત્રણેય ઓછી બોવ ઓછી red પાડીતી, ત્રણ red એમાંય એક red ખાલી એક red હાં એક red મેં successfully અને superhit મારીતી, અ જીતી ગ્યાંતા અને આમ તો પઈ અમે થોડું સામેવાળી ટીમે ભી અમને ટકપોચ આપીતી જ, અમે તૈતાલિશ point અમારા હતા અનેએમના ઓગણચાલીશ point એટલે ખાલી ત્રણ ત્રણ point જીત્યાતા, ત્રણ point થી અને અમુક્વાર તો પઈ જાવાનો match જે match અમે હાર્યા તા એ match માં અમુક્વાર એવું હતું ક અ જે કોચ refree હતા એ ચીટિંગ કરતાંતા અમુક્વાર મી નોટિસ કર મે ને મારા friends notice કરતાતા એ referee હવે જ્યારે અમે red પાડીએ ન મતલબ red પાડીએ ન અમે points લઈને આઈએ ટાણે અમુક્વાર એ points એડ નતો કરતો અને કોઈ player ના અગર defend defending માં કોઈ player અગર અમે ટેકલ કરી લિયે તો એને જે referee હતો એ પોઈન્ટ અમારા કાઉન્ટ જ નતો કરતો એટલે match માં અમુક્વાર અ અમુક્વાર એવું થયું કે ચીટિંગ થઈતી, તો અમે જે અમારા કોચ હતા દીપકસર એમને અમે rematch નું કીધું અને દીપકસર માની ભી ગ્યાં રી અ અ rematch માટે પણ દીપકસરે જ્યારે બ બીજા સરને કીધું કે જે કરાવનારા rematch ના હત મોટા જે સર હતા બીજા એમને ના પાડી કે હવે અને એમને કીધું કે ના ના match ની matching માં કોઈ અ ચીટિંગ નઇ થી બધુ બરાબર જ છે પણ અ અમને એવું નઇ લાગતું ક બધુ બરાબર પઈ અમે કીધું કે સર વાંધો નઇ next match next match માં અમે જોઈ લેસું

પઈ અમે એ લોકો ને હરાય તો થોડું અમને આમ સારું લાગ્યું ક હાશ ચાલો આમને અમે હરાઈ દીધા પઈ વાત જાણે અમે એટલે ખો ખો વાળી ખો ખો વાળી જે ટીમ હતી એમાં બી એક player રમતા રમતા ખતરનાક Injured થઈ ગયો તો અ રૈની સિજન નો ટાઇમ હતો અન ખો ખો ની જે match હતી એ ઓપન એક ગ્રાઉંડ માં કરી તી સેટ કરીતી, હવ થોડો થોડો હલકો હલકો વરસાદ છાંટા જેવુ પડે અને સ્ટાર્ટ થઈ ગયું તું અન મેટ હતી એ લીલી થઈ ગઈ હતી, અન જે player હતા એમ એમને બૂટ બૂટ પેરીયાતા પણ એમની જે ગ્રીપ હતી એ બરાબર નતી, તો એક player બૂટ

ત્યાં જઈને અથડાવાનો હતો પણ અથડાઇ ભી ગ્યોતો પણ એ રાય ગ્યો એનું માથું નઇ વાગ્યું એનો થોડો આમ સાઇડ જ થોડુંક ટચ થઈ ગ્યુંતુ એ બચી ગ્યો, તો પઈ એ પઈથી એના અમે substitue મે બે એટલે અમાર જે કોચ હતા સર હતા એને એમના substitute માં રાખ્યો એ સારો player હતો એને જ most of તો એને જ લીધાતા અમારી એટલે કબ્બડ ખો ખો વાળી જે ટીમ હતી એટલે most of point તો એણે જ લીધા તા પણ હવે એને હવે એ જ્યારે substitute માં ગયો તો વધારે કેટલા રયા વધાર કોઈ સારું રયૂ નઇ તો પછી થોડું હાર્યા જેવુ થઈ ગ્યુંતૂ એટલા માટે

તો પાછું એમને Comeback કરી લીધું અને પઈ એ match ભી અમે જીતી જ ગયા, ખો ખો માં અમે અ ખો ખો માં ભી પાંચ હ પાંચ match અમે રમ્યાતા ખો ખો માં પાંચ match અમે રમ્યાતા એમાઈ પાંચ ને ત્રણ ખો ખો મતો પાંચે match અમે જ જીત્યા હતા Ninth Standard માં એટલે અમરા player ભી ખાંસા સારા હતા તો એમને પાંચ match જીતી ને એક ભી match હાર્યા નઇ પઈ અ sport day માં sport day માં તો ત્રણ દિવસ નો મારો ત્રણ દિવસ ચાલે છે અમારો sport day એમા ઈ મેં અ ત્રણ ગેમ માં પાર્ટ લીધો તો એક તો કબ્બડી એક રિલે અને ટુ હન્ડ્રેડ મીટર રેહ તે પઈ કબ્બડી માં તો ટીમ બની ગઈ તી અન ટીમ નો કેપ્ટન હું જ રયોતો તે કબ્બડી માં અમે અમે લોકો જ જીત્યા તા

મું ભાગ્યો અને જેવો મેં ભાગવાનું ચાલુ કર્યું ત મારી મતલબ હું એવો Unlucky હતો ક જેવો જ મું ભાગવાનું ચાલુ કર્યું એવું જ મારી શુ લેસ ખૂલી ગઈ પણ અ તો ભી હું અ મે ભાગવાનું ચાલુ જ રાખ્યું અમુક્વાર ટ્રેક અ શુ લેસ નતી બરાબર એટલે પઈ અમુક્વાર હું કૂ કે બાંધી લઉં પણ હવે એવું બંધાઈ તો નઇ અમુક્વાર પડવાં જેવુ થઈ જાઉ અમુક્વાર ટ્રેક ની જે ટ્રેક હોય એની થોડી બાર જતો રેતોતો એટલે હું Disqualify થતાં થતાં અમે રય ગ્યાંતા અન રિલે માં ભી માં તો અમે સેકંડ આયા તા અને આ રેસ ટુ હન્ડ્રેડ એમ તો જીતી ગયોતો હું જ જીતી ગ્યો. all most કબડ્ડી માં ભી જીત્યોતો પણ Two hundred lit a two hundred meters રેસ માં ભી મું જ જીત્યોતો પઈ મેથ્સ, સાઇન્સ નઇ મેથ્સ ગુજરાતી એના એસેસ ને એનવી આ ચાર Subject માં ભી મારુ performance સારું જ રયુ તુ પઈ Ninth Standard માં તો મારુ performance એક દમ સારું રયુતુ. પછી એલએસઆર તો એલએસઆર માં લ્યો એલએસઆર નું ફૂલફોર્મ એટલે Listening, speaking and writing Listening, speaking and reading તો પછી Listening માં અમને અ જે અમારા ક્લાસટીચર હતા ન એ અમને ઓડિયોરૂમમાં લઈ ગ્યાં ઓડિયોરૂમમાં લઈ ગ્યાં પછી ત્યાં અમને થોડો ઓડિયો સંભળાયો, પછી ઓડિયો સંભળાયો પાંચ મિનિટ નો ઓડિયો હતો તે અમને સંભળાયો આખી ક્લાસ ને સંભળાયો થોડા Question કર્યા ક આ બે ઓડિયો આરીયા આ ઓડિયોમાં કોણ કોણ હતા ને કોને શું કીધું ને એવી રીતે Question પૂછયત અમને બઉ Question પૂછ્યા.

પછી રીડિંગ માં રીડિંગ માં ભી મારુ સારું જ રયુ તુ performance પછી અમારે અમારી school છે ને એ પણ અલગ થી ભી મે પિઆનો ક્લાસીસ ભી join કર્યાતા

પણ મે પિઆનો ક્લાસીસ જોઇન કર્યા પઈ પિઆનો ક્લાસીસ અમારે અ school વાળા માએ જ કરી આપ્યુંતુ અમાર school વાળા એ જ કરી આપ્યુંતુ. એ પિઆનો ક્લાસીસ માં થોડું થોડું પેલા મને અ Difficulty લાગતુતુ પણ મારા પપ્પા કે ના ના પિઆનો ક્લાસીસઅ સીખી લે એટલે પિઆનો શીખી લે સારું રેશે Future માટે તો પઈ મું ગમતું નટુ તો બહુ મું પિઆનો ક્લાસીસ ગ્યો, પછી પિઆનો ક્લાસીસ મું ગ્યો પછી મું કઉ હવે તો ઘરે જ કરી લઇસ, તે મેં ઘરે ભી ઘણી પ્રેક્ટિસ કરી મારા પપ્પા ભી મને અ મારા પપ્પા એ ભી મને પઈ શિખવાડ્યું ક આવી રીતે આ વગાડવાનું કોડ્સ શિખવાડ્યા પઈ મારા મોત ભાઈએ તો એમને ભી મને શિખવાડ્યું, પઈ બઉ કરે બઉ આમ થોડા ગીતો

અ